નદીની ધારા પર એક બંધારણ પણ છે જે પાણીના પ્રવાહને રોકી રહ્યું છે.

આ એક સીત પણ છે બેસવાની અને આરામદાયક ગ્રાહકોને બેસવાની માતેની જગ્યા પણ છે.

આ ફોતા માં એક ખૂણા આકારનો નવો સોફો જોવા મરે છે જે હજુ પેકિંગ માં છે.

કેટલાક ગ્રાહકો ખરીદી કરતા નજરે પડે છે અને એક સ્ત્રી બાજુએ બેસી રહેલી છે.

ટેબલ પર કંઈક સોસ અને ટીશું બોક્સ રાખવામાં આવ્યા છે જે રેસ્ટોરન્ટ અથવા તો કેફે નો ભાગ લાગે છે.

એની આસપાસ આપણને ઘણા ઝાડો પણ જોવા મળે છે જે સ્તાર સુંદર બનાવે છે.

આસપાસ લીલોછમ પાંજરા અને વૃક્ષોનો નજારો સુંદરતા વધારે છે આ જગ્યા સામૂહિક કાર્યક્રમ માતે ખૂબ ઉપયોગી લાગે છે.

મંડપને પીળા પડદા અને રંગરંગી ફૂલો વડે સુંદર રીતે સંગારવામાં આવ્યું છે.

રંગનુ સ્ટેજ સજાવટ માટે બનાવેલો છે સ્ટેજ પર કેટલાક લોકો ઊભા છે.

આ ફોટા માં એક સુંદર તળાવ દેખાઈ રહ્યું છે જેમાં અનેક હંસ તરતા જોવા મરે છે.

બાજુમાં એક મોતૂ ઝાડ છે જેના નીચે કેટલીક વસ્તુઓ રાખેલી દેખાઈ રહી છે.

અહીં એક નાની સરસ દુકાન જેવી બાંધકામ છે જેનું બારણું અને બારીઓ બંને ખુલ્લા છે.

રસ્તાની બાજુમાં લોખંડની બેન્ચો મૂકવામાં આવી છે જ્યાં લોકો બેસી સકે છે.